વરસાદ આવ્યો તો લોકો પણ અચંભિત થઇ ગયા કે શિયાળામાં પણ હવે વરસાદ આવે છે. નઈ અત્યારે આપણે વાતાવરણ એટલું અશુદ્ધ થઇ ગયું છે કે આપણે જોઈ શકીએ છીએ કે શિયાળાની અંદર પણ આપણને ઘણીવાર વરસાદ નો અનુભવ થતો હોય છે આ ઉપરાંત પણ ઘણી બધી સમસ્યાઓનો આપણે સામનો કરતાં હોઈએ છે જેથી કરીને આપણે આપણા કરેલા કર્મોનું ફળ ભોગવતાં હોઈએ છીએ કે આપડે વાતાવરણને જેટલું નુકશાન પોહચાડી રહ્યાં છીએ એનાં થી પણ વધુ નુકશાન આપણે ભોગવી રહ્યાં છીએ હા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 ના મેં એમ જોયું હતું કે ઘણા દિવસો સુધી તેની રાખ વાતાવરણમાં ફેલાતી રહે છે અને તે બૌ જ ભયંકર તારાજી સર્જી શકે છે તમે જ્વાળામુખી વિશે કઈ જાણો છે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 ત્યાની આસપાસની જમીન એ બૌ ફળદ્રુપ બનાવે છે ત્યાંના લોકો સારી રીતે ત્યાં આગળ ભવિષ્ય આવનારા ભવિષ્યની અંદર ખેતી કરી શકે હા એ તો છે એ બધું પણ મેં જોયું છે અને સૌથી વધારે તો મેં એમ જોયું છે કે જમીનનું પ્રદુષણ કે લોકો અનિયંત્રિત ખેતી કરે છે કે અનિયંત્રિત fertilizer વાપરે છે તો જમીન પણ પ્રદુષિત થઇ રહે છે તો જ્યાં જવાળામુખી હોય છે તો તે nature રીતે તેની જમીન ફળદ્રુપ કરી દે છે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 કે વરસાદ નહિ થતા હોતાં કે કોઈ પણ આવાં કુત્રિમ પ્રકોપ હોય શકે જે માણસો દ્વારા જેમ કે પરમાણું બોમ

જે પ્રમાણે આપણે પરમાણું બોમ અથવા તો મોટા બોમનો use કરીએ છીએ જેથી કરીને સામેનાં દુશ્મન દેશ પર આપણે હુમલો કરીને તેના પર્યાવરણને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન પોહ્ચાડતા હોય એ છીએ આપણે હકીકતમાં ત્યાંના લોકો પર હુમલો નથી કરતાં પરંતુ તેનાં પર્યાવરણ પર ત્યાંના પાણી પર પણ

હા જેમ કે હીરોસીમાં અને નાગાશાકી પર પરમાણું બોમ ફેકાણો તો તે sir શું થયું કે લોકો તો મરી જ ગયા બઉ જ ખરાબ રીતે બીચારા મર્યા પણ તેનાં પર્યાવરણ પર પણ all over time effect થઇ ગઈ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 નહિ આ પણ આપણા માનવી દ્વારા વિકાસ બૌ જ ગાંડો રીતે આગળ વધી રહ્યો છે તેવી રીતે માનવામાં આવે છે કારણ કે આપડા વિકાસનાં કારણે આપણે વિકાસ આગળ સાધી રહ્યાં છીએ પરંતુ તેના કારણે આપડે વાતાવરણને કેટલું પ્રદુષિત કરી રહ્યાં છીએ અને આપણા વાતાવરણને દુષિત કરવાથી આપણને ભવિષ્યમાં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

તમને ખબર છે સૌરાષ્ટમાં એક time દુકાળ પડ્યો હતો તો સરકારે બૌ મદદ કરી હતી સરકાર ના પણ આજુ-બાજુ ના લોકોએ મદદ કરી હતી એ રીતે ગુજરાતનાં ભુજ જીલ્લામાં પણ જયારે લીલો દુકાળ પડ્યો હતો ઉહ બહાર બહારના લોકો એ મદદ કરી હતી કે એક બહાર થી મદદ આવી શકતી હતી પેહલાં આવું નતુ કે કોઈ મદદ નહોતું પોહચાડી શકતું કે તેણીને ખબર જ નતી કે આવું થઇ રહ્યું છે તમારી વાત એકદમ સાચી છે અત્યારનાં જમાનામાં પણ આપણે જોઈ શકીએ છીએ ઘણી જગ્યાએ પુરની પરીસ્તિથી હોય છે તો ત્યાં આગળ હેલીકોપ્ટર દ્વારા પણ પુરની facility goverment દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત ફક્ત goverment જ નઈ પણ ઘણા એવાં NGO હોય છે કે જે આવાં પુરની પરીસ્તિથીમાં દુષ્કાળની પરીસ્તિથીમાં કામ કરતા હોય છે આ પણ એવું સ્વામી સ્વામીનું નામ સાંભળ્યું હશે કે જેમનાં અત્યારે સ્વામી જન્મતિથી આપણે ઉજવી પરંતુ એમના વિશે પણ આપડે જોવા મળે છે કે જયારે બે હજાર એકની સાલની અંદર ભુજ જીલ્લાની ભુજની અંદર ભૂકંપ આવ્યો હતો ત્યારે તેમણે બૌ જ એવાં હજારો યુવાનોને ખોરાક પોહચાડ્યો હતો તેમને પાણી પોહ્ચાડ્યું હતું ત્યાંના લોકોને ફરી પાછું એમનું રોજગાર ઉત્પનન કરી શકે તે માટે તેમને સક્ષમ બનાવ્યાં હતાં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 તો બધું જો કરીશું તો pollution control થશે pollution control થશે તો global warming global warming થશે તો આપણે આ બધાં disaster નો સામનો નઈ કરવો પડે નઈ તો આવનારી પેઢીને ખબર જ નઈ હોય કે મુંબઈ કે ટોક્યો જેવાં કોઈ શહેર પણ હતાં કે માલદીવ જેવો કોઈ દેશ પણ અસ્તિત્વ ધરાવતો હતો. આપણે એવાં પ્રયત્નો કરવાં જોઈએ ને એવાં પ્રોજેક્ટ દ્વારા લોકોની અંદર એવી જાગૃતતા ફેલાવવી જોઈએ જેથી કરીને તેઓ પર્યાવરણને ઓછામાં ઓછું નુકશાન પોહ્ચાડે જેથી કરીને

હા તો મિલન એક કામ કરીએ આપણે આ બધી format બનાવીએ કે કઈ રીતે કયા કારણો જવાબદાર છે કયા effect થઇ શકે છે કયા problem કયા solution create કરી શકીએ છીએ કઈ રીતે તેને રોકી શકીએ છીએ કઈ રીતે આવનારી પેઢીને માર્ગદર્શન કરી શકીએ કઈ રીતે રસ્તો બતાવી શકીએ આ બધાં એક P D F કે presentation તૈયાર કરીએ અને મોટા જે હોય જે જાણકાર હોય જાણકાર scientist કોઈ specialist તેને બતાવીએને અને આપણા project ને submit કરાવીએ

હા આ બધું છે પણ એક મહાન વૈજ્ઞાનિક હતાં કોઈ મને એનું નામ નથી યાદ કે તેમનું નામ સોમ સોમાનાથમ કે એવું કોઈ નામ હતું પણ તેમના દ્વારા મળી શકીએ અને મને લાગે છે કે આપણે સારી માહિતી પ્રાપ્ત કરી શકીશું પણ અત્યારે તો મારે થોડુંક કામ છે તો હું જઈ રહ્યો છુ ચાલો કાલે મળીએ ચલો bye હું પણ એમનો contact લાવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ અને તમારી મદદ કરીશ bye

એક લાખ દસ હજાર બસો બે બેઠક ક્ષમતા છે australia ની melbourne ground પાછળ છોડીને stadium એક તરફ ફેલાવ્યું છે અહી આ olympic તથા swimming pool ચાર dressing room Indoor practice pitch badminton, tennis, squash વગેરે threeDproject ત્રણ room વાલો club house અને માંણેક ચોક અમદાવાદ માં જુનો શહેર વિસ્તાર એત્યાસિક ઈમારતોમાં ધરાયેલો છે તે શાકભાજી બજાર બપોરે નાણા બજાર અને રાત્રે ખાણીપીણી બજાર દિલ્લીગેટ અહી નાણા નુ બજાર દેશ નુ બીજા ક્ર્મમા સૌથી મોટું ત્યા રોજ ના ત્રીસ લાખ નો વ્યાપાર થાય છે અહી નજીક ના ઘણા સ્થાપત્યો આવેલો છે જેમાં બાબા માંણેક ના મંદિર બાદશાહ ના મજીદો રાણીના મજીદો એના પોષક માટે જાણીતું છે એમાં સારો ભાગ ગણવા માં આવે લાલ ભાઈ દલપત ભાઈ વીરચંદ ભારતીય કલા કર્વૃતક એ તો વિદેશ સંગ્રાલય અને અન્ય ભારતીય સંસ્થા ધરાવતા લોકો ધરાવે છે પર્યટકો ને સંગ્રાલય લાલા ભાઈ લાલા ભાઈ દલપત ભાઈ institute of technology જેવા છાત્રાલય ઓ છે દિલ્લી અને ભારતીય માટે આ miusume ખાસ મજુરી કરાવે છે અહિયાં પંચોતેર હજાર સંગ્રહ ઉપરાંત ચાર હજાર જેટલી પ્રાચીન વસ્તુઓ પણ સંગ્રહિત છે ગુજરાત માં પરંપરાગત કાલ્ત્મક કસ્તાકામ નમુના ઓ અને પુનાચિત સડકો નું અને સંગ્રાલય અહિયાં આવનાર વિવિધ કાર્યકર્મો કરી ઉજવવા માં આવે છે અને science city સરખેજ ગાંધીનગર high way પાસે માં આવેલી છે મનોરંજન નો અનુભવ જ્ઞાન જ્ઞાન એકસો સાત થી પણ વધારે hectors hector માં ફેલાયેલું આ science city નું કાલ્પનિક પ્રદર્શન કરવા નું વાસ્તવિક પ્રયત્ન સહેલી થી સમજી શકાય એવી જીવન પ્રદર્શન sarve કરવા ની અહી ભારત ભારત ની સૌથી મોટી દ્વારા પૂછવા માં આવેલા છે જે all of જેવા આકર્ષણો નું દુરદર્શન wise એમ થી theater house પહોચી વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકો એ તેને સારા માં સારી science city બનાવવા ની કોશિશ કરી છે તેના માં એક થી એક અદ્ભુત અદ્ભુત મહત્વ ના સ્થળો ઉમેરવા માં આવ્યા છે જે દ્વારા આકર્ષણ છે વૈજ્ઞાનિક છે અવ જે અમદાવાદ માં માં હાલ અમદાવાદ ની સાચી ઓળખણ શું છે તેની આ એક જલક છે કલકલતી ગરમી માં પણ નો અનુભવ કરવો તે સ્થળ એટલે અમદાવાદ નું પૂર્ણ વિનાયક of અમદાવાદ માં ઓડલ ડીવીસ heritage ઉપનામ આપી ને તેનું મહત્વ વધારી દીધું છે ઓડ એટલે એવા મકાનો સમિત જ્યાં એક જાતી ના વ્યવસાય ધર્મ ના વેપાર લોકો સમિત જ્યાં પડો તો પાંચસો વર્ષ જૂની ગમે તેટલી કુદરતી હમારતો પણ તેને હલાવી શકી નતી અંદાજે

ને જે riverfront ની અંદર જે અલગ અલગ જાત ની જેમ કે અત્યારે હવાઈ plan હવાઈ અડ્ડા તરીકે પણ એને મંજુરી મળી ગઈ છે અને અંદર company નું સારું એવું plain પણ મુકવા માં આવ્યું છે એ અહ્યા તે જગ્યા એ જ પડ્યું રહેતું હોય છે અત્યારે એ તેનો ઉપયોગ કોઈ કરતું નથી પણ તે જગ્યા નો ઉપયોગ થઇ રહ્યો છે અમદાવાદ ની અંદર એક VShospital છે બઉ જ મોટી hospital નું નિર્માણ કરાવ્યું છે એ લોકો એ અને બઉ વિશાલ hospital તરીકે ઓળખવા માં આવે છે એ વિશાલ hospital અમદાવાદ માં જ આવેલી છે સીધી સઈદ ની જાળી છે કેવા માં આવે છે કે અમદાવાદ માં એક સુંદર મ સુંદર દેખાવ ની જાળી ને અમદાવાદ માં આવેલી છે અમદાવાદ ની અંદર જૂની નકશી કામ કરેલી જાળી તેની બઉ જ બહુમુલ્ય કામ છે અને તે એક બ એક નાના માં નાના છિદ્ર પાડેલી જાળી છે તે બઉ જ જોવા લાયક સ્થળ છે અને તેને જોતા રહી જતા અને નિહારવા ની મન નહી એં એક અલગ જ વાત છે કે એને કઈ રીતે આવું વાત ને રજુ કરું તે મને નાં ખબર પડે બાકી અમદાવાદ ના અંદર તો અમુક સ્થળો છે લાલ દરવાજા નો બજાર લાલ દરવાજા ના બજાર ના અંદર ભારત ની સૌથી fashion વાળી વસ્તુઓ જૂની વસ્તુઓ વસ્તુઓ એ બધું એ લોકો નું વહેચાણ લાલ દરવાજા માં થાય છે લાલ દરવાજા બજાર ના અંદર fashion house માટે છોકરા ઓ માટે સૌથી સારી જગ્યા માનવા માં આવે છે collagen છોકરા ઓ માટે તે ઓછા પૈસા માં વધારે ખરીદી કરી શકે તે માટે તે લાલ દરવાજા ને એક સારું વ માં મળી રહ્યું છે લાલ દરવાજા એક માનસિકતા રૂપે જોવા જાવ તો લાલ દરવાજા એક વિશાળ બજાર છે market છે પછી તેના બાજુ માં એક રોડ જાય છે ત્યાં આગળ જતા એક રવિવારી બજાર ભરાય છે તે રવિવારે જ ભરાય છે તે ભારત ગુજરાત નો બધો ભંગાર કે જે બાર નાં વેચાતો હોય એ ભંગાર અહિયાં લાવી ને વેંચે છે જે બાકી એમાં એવું થાય છે ને એ લોકો એનો દુરુપયોગ પણ કરતા હોય છે આવે છે અમદાવાદ ની અંદર મોટી મોટી collage ઓ university ઓ બધું આવેલું છે અમદાવાદ ની અંદર મોટી મોટી collage ઓ આવેલી છે university ઓ આવેલી છે અને બધા ગુજરાત university જે એક વિશાલ university તરીકે ઓળખાય છે એ દેખાવ માં તો સુંદર university છે ને ત્યાં લોકો ભણવા ભણવા માટે અલગ અલગ દુર દુર થી લોકો રહે છે અને તેના આજુ બાજુ ભણવા ના વિસ્તારો નું ઉપયોગ કરી ને ત્યાં રહેતા લોકો નું ખાવા પીવા નું ને બીજી સગવડ કરી રહ્યા છે અમદાવાદ ની અંદર શ્રીજી રોડ એક high way તરીકે રોડ નું નિર્માણ કરવા આવ્યું છે આ રોડ બઉ જ સુંદર અને વાળો રોડ છે અને એ રોડ ની ખાસિયત એ પણ છે જે foreign system એટલે કે બાર નાં વિદેશી system થી આ રોડ નું development કરવા માં આવ્યું છે american જેમ કરવા માં આવ્યું છે જ્યાં

એના અંદર નાના નાના મૂકી દેવા ના આવું બધું એ લોકો એક system થી કામ કરી રહ્યા છે અને એ કામ તે કાર્ય બઉ જ મહાન કાર્ય તરીકે પણ ગણી શકાય અને તેના અંદર નું સૌથી વધારે ધ્યાન રાખવું પડે છે તે એક બઉ જ સારી અને સમજુતી વાળી વસ્તુ છે અને સમજી ને કરો તો સમજી ને કરો તો બઉ જ સારો છે અમદાવાદ ની અંદર આવી એવી વસ્તુ એવી છે કે અમદાવાદ ની અંદર લોકો રહેણી કહેણી ને સમજી ને સરકાર નો જે ખર્ચ નો માણસો અહી થી અલગ અલગ જગ્યા એ થી નીકળી જાય છે અને તેનો પૈસા નો વહેવાર રાખવો પૈસા વાપરવા કે અમદાવાદ ની અંદર હાથ છૂટો રહે છે કરણ કે અમદાવાદ ના અંદર ખરીદી માટે તેમના ઉદાહરણ તરીકે option બઉ આપેલ હોય છે જે કોઈ પણ વસ્તુ કોઈ બી રીતે ખરીદી શકે છે અમદાવાદ ના અંદર તમે કોઈ પણ જગ્યા એ જાઓ

એ pool ત્યાં તે સમય નો pool છે જ્યાં શાશન કરતા હતા ને એ સમય નો pool છે અને તે અમારે એના એ અમારા જુના આવેલા છે પણ એમાં એવું છે ને કે જે અમુક ભાગ વચે નો ખુલ્લો હતો તે વરસાદ માં અમે તે time એ અમે ચાલી ને જઈ શકતા હતા અને વરસાદ વાળી જૂની સઈદ ની જાળી એ બે રસ્તાઓ ને જોડી delta હતા એવું જ કાઈક કરતા હતા ને જેના થી બીજા કોઈ ને તકલીફ નાં પડે અને તેના થી તકલીફ પણ નાં પડે અને અમદાવાદ ની અંદર નદીઓ નું નિર્માણ થતું ગયું થતું ગયું થતું ગયું તો જોવા માં લોકો ઉપયોગ બઉ જ આક્રો પડતો હતો તો તે તે આક્રો રસ્તો ને આક્રો રસ્તો હતો તેના કારણે ત્યાં એક લોખંડ નો pool નિર્માણ કરવા માં આવ્યો અને અમદાવાદ ની અંદર લોકમાન્ય તિલક લોકમાન્ય લોકમાન્ય તિલક બાગ આવેલો છે અમદાવાદ ની અંદર કેટલી જાત ની કેટલી જાત બધી જાત ની રસોઈઓ મળે છે અમદાવાદ માં મોટા મોટા pizza ઓ unlimited pizza ઓ ખાવા નું અને સ્વાદિષ્ટ ખાવા નું જુના અને સ્વાદિષ્ટ ભોજન હોય છે અને જે તેની કિંમત બઉ જ ઓછી રાખવા માં આવે છે મોંઘા માં મોંઘી five star hotel થી લઇ ને hotel ઓ અમદાવાદ ના અંદર આવેલી છે અમદાવાદ માં અંદર એક વિશાળ અમદાવાદ માં અને અમદાવાદ નું airport પણ જાણીતું airport છે એ અમદાવાદ નું airport બત્યારે અદાની અદાની company ને આપી દેવા માં આવ્યું છે સો ને એક નવ્વાણું વર્ષ ની પર જેનો contract હું માલિકાના હક લેતો નથી પણ contract ના પર જે પણ આવક થશે તે આવક બધી અદાની સરકાર ની રહેશે એ લોકો એ લોકો એવી રીતે વાત કરી રહ્યા છે જે લોકો આ વખતે સરકાર ની આશરે છે અને અદાની અદાની company એ નવ્વાણું વર્ષ થી contract દર્શાવવા માં આવે છે અને નવ્વાણું વર્ષ શુધી આ પ્રગતિ ને કઈ પણ નાં થવું જોઈએ અને તેનું નુકસાન અને ભરપાઈ કરવી પડશે અને અત્યાર શુધી જે પણ રૂપિયો કમાય એ બધું તમારે અમે અત્યારે એક જ બતાવે છે એનું કરણ શું એ બીજા મંદી નાં કારણે કે તે બીજો આવે ખોરાક માટે ને સોડા વાળા ની અત્યારે ઉનાળા ના અંદર એક થી એક જગ્યા એ સોડા ઓ મળી રહે છે એક થી એક જગ્યા એ ખાવા પીવા નું મળી રહે છે એ ઠંડું શીકાનજી લીંબુપાણી આ બધું અમદાવાદ માં ઠેર ઠેર જગ્યા એ મળી રહે છે અમદાવાદ માં આવો તો ભૂખા નાં રહો અમદાવાદ માં આવો તો ભૂખા નાં રહો આ તો અમારા અમદાવાદ ની ખાસિયત છે જ્યાં થી જોવો અહિયાં જ્યાંથી જાઓ ત્યાં થી ત્યાં જ ખાઈ ને જાઓ ખાય ને આવે જે ખાય ને એને એ નાં આવે ખાવા ની પીવા નું બધું ભાવી જાય અને તેને અમદાવાદ માં રહેવું બઉ જ મજા આવે સાંતી પૂર્વક city તરીકે મહાન અનુભવ દર્શાવવા માં આવે છે અમદાવાદ એ વિશાળ માન્યતા તરીકે ગણાય છે અહેમદાબાદ કહેવા માં આવે છે તેના અંદર એક પતંગ hotel તરીકે એક hotel આવેલી છે તે એક ગોળ hotel છે જે ઉપર કેટલા floor ઉપર તેના અંદર બેસી ને ને ખાવા નું એ તમને અમદાવાદ નું એક અદ્ભુત નજરો નિહાળવા નું મોકો મળી શકે છે જેના અંદર મોટા મોટા celebrity તારક મહેતા કની team જેઠાલાલ દયા ટપુ ગોલી ઐયર ભીડે ભાઈ આ બધા આવી ચુક્યા છે અને બીજું કે બીજું કે હું હજુ બીજું કે અહિયાં અડધી જેને અડધી રીતે આવ્યા છે pool નાં પાસે નાની નાની ટેકરીઓ છે અને અમદાવાદ ની અંદર અમદાવાદ ની જેટલી સારી વસ્તુઓ છે એં અમદાવાદ માં ઘેર્લાયક વસ્તુઓ પણ છે ત્યાં ગોધરા ના પહાડો આવેલા છે ત્યાં આવું બધું અન ગણાત વસ્તુઓ આવેલી છે એ અમદાવાદ ની આવ્મી છાપ છુપાવી રહ્યું છે અમદાવાદ ની એક અગ્નિ છાપ એટલે આ અમદાવાદ ની જે પણ નો વિકાસ થઇ રહ્યો છે તે અમદાવાદ નો વિકાસ ચૂંથાઈ રહ્યો છે અમુક જગ્યા એ પ્રદુષણ જે ઓછા સમય માં દિલ્લી જે દિલ્લી જેટલો પ્રદુષણ આપડા ત્યાં પણ થઇ જશે અને દિલ્લી જેવી પરિસ્થિતિ આપડે ત્યાં પણ ઉભી થઇ શકે છે તો દિલ્લી માં દિલ્લી ને કારણે હાલ તોફાન ચાલી રહ્યું છે દિલ્લી એ દિલ્લી એ આખા ભારત માં સૌથી મોટો ત્રીજો ઐતિહાસિક સુપ્રીમ કોટ ના કાયદા થી લઈ ને વિદ્યુત માં પણ અમદાવાદ માં એવું કોઈ નથી જુના જમાના માં અમદાવાદ ના કારણે આખા માં ખાલી કપડા નો જ ધંધો ચાલુ થયો હતો ત્યારે ને અમદાવાદ ની અંદર જે મોટી મોટી મિલો હતી અમદાવાદ માં અંદર હતી જે અમુક સમય પછી બંદ કરવી પડી તેને અને અમદાવાદ એટલે એકદમ very good city છે અમદાવાદ માટે મારા પાસે કોઈ શબ્દ નથી અમદાવાદ ને સાચવીએ તે આપડી ફરજ છે અમદાવાદ જેવી

ઊંચા દબાણ ની પ્રક્રિયા મારી શૂન્ય ક્રમ ની બનશે અને ધારો કે મને કોઈ એવું કહે કે નીચા દબાણે પણ તો એનો મતલબ એ કે એમોનિયા ની કિંમત કરતા એક ની કિંમત વધશે તો વેગ બરાબર ખાલી મારુ કે વન એમોનિયા આવશે માટે મારી પ્રક્રિયા પ્રથમ ક્રમની બને. કારણકે ઘાત મારી એક થઈ ગઈ તો આ લીટી મને કામ લાગી કે ઊંચા દબાણે બરાબર છે સપાટી સંપૂર્ણ ઢંકાઈ જાય.

પ્રથમ ક્રમની બને બરાબર એટલે ઊંચા દબાણે નીચા દબાણે મને ખબર પડી ગઈ કે ઊંચા દબાણે શું થાય નીચા દબાણે શું થાય. બરાબર છે થીયરીના concept ક્લિયર હોય તો હન્ડ્રેડ percent આ વસ્તુનો idea આવી જ જશે ચલો એના પછી મારે બનવાની છે પ્રથમ ક્રમની પ્રક્રિયા ચલો કોઈ મને કહેશે શૂન્ય ક્રમમાં મેં લખ્યું છે તો શૂન્ય અવકાશ તો પ્રથમ ક્રમનો મતલબ શું અહીં આગળ હું લખીશ કે પ્રક્રિયાના વેગને અનુલક્ષીને પ્રક્રિયાના વેગને અનુલક્ષીને પ્રક્રિયાના પ્રક્રિયાકોની સાંદ્રતાની એક જ ઘાત શૂન્ય ક્રમમાં તમે બોલો છો શૂન્ય ઘાત તો અહીં તમારી આવશે એક ઘાત ધારો કે આર માંથી પી બન્યો તો હું વેગ બરાબર લખીશ લખી શકું minus બીઆર બાય બીટી કે

Minus કેટી plus એલ એન આર જીરો હવે હું આની જ અંદર લખીશ કે એલ એન આર વિરુદ્ધ ટી

પણ જ્યારે હું બ્લોગ માપ લવ એને મારી લોકમાં ફેરવવું હોય તો આવું થઈ જશે લોગ આર

તમને ખબર છે કે આ લેખ હંમેશા રેખા ના સમીકરણનો ઉપયોગ કરો તો આલેખ મને સીધી રેખા જ મળે મને કોઈ લોગ વાળા માં ઢાળ પૂછે તો minus કે

સૂત્ર તમને દાખલો ગણવા માટે કામ લાગશે કે બે અચળાંક છે આર જીરો મારી પ્રારંભિક સાંદ્રતા છે અને આરટી છે તે મારી છે અંતિમ અંતિમ સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા અંતિમ સાંદ્રતા હવે મારે આ પરથી અર્ધ આયુષ્ય સમય નો સૂત્ર લખવું છે. અર્ધ આયુષ્ય સમય નો મતલબ શું પ્રારંભિક સાંદ્રતાને પચાસ ટકા ઘટાડો થવા માટે લાગતો સમય. તો જ્યારે હું સૂત્રમાં કિંમત મુકીશ તો મને મળશે છસ્સો તરણું ભાગ્યા કે તો એનો મતલબ આને મારે ગુજરાતીમાં વાંચવું હોય અને કોના માટે લખ્યું છે પ્રથમ ક્રમ માટે ભૂલી ગયા ચાલો અહીં આ મારું શું છે તો અર્ધ આયુષ્ય સમય મારે પ્રથમ ક્રમ માટે શોધવો હોય તો ટી વન હાફ બરાબર point છસ્સો ભાગ્યા કે જે આ કે મારો શું છે વેગ અચળાંક

પ્રક્રિયાનો જે અર્ધ આયુષ્ય સમય છે તે પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં છે જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા એ પ્રારંભિક સાંદ્રતા દ્વારા આધારિત નથી તમે જોવા જાવ સૂત્ર પરથી મને idea આવે કે અહીં આગળ ઝીરો છે જ નહીં. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે મારે પ્રારંભિક સાંદ્રતા માટે કોઈ સંબંધ હોતો નથી તો આજે બધાનું clear એકદમ simple logic છે બેટા

કે તાપમાનની સાથેનો સંબંધ છે એટલે કે બરાબર એ ટી રેસ ટુ minus પી. એ અપોન આર ટી આ મારો real અર્હેનીયા સમીકરણ છે જ્યાં કેને હું શું કહું છું કેને કહેવાય વેગ અચળાંક કેને શું કહેવાય તો અરણીયા અચળાંક બરાબર તમને ખબર જ છે એ એને શું કહેવાય તો સક્રિયકરણ ઊર્જા Activation energy જે પ્રક્રિયા શરૂ કરવા માટે પ્રક્રિયકના અનુસાથે હોય આર ને તમે કહો છો વાયુ અચળાંક અને ટી ને તમે શું કહો છો? તો ટીનુ નામ છે નિરપેક્ષ તાપમાન તો હવે તમે કહેશો કે સર આ સૂત્ર કઈ રીતે કામ લાગે મને અહીં આગળ particuler કોઈ કિંમત આપી હોય અને એવું કે કે temperature વાળું શોધો તો મને ધારો કે આ સમીકરણની અંદર જે એની ઘાત આપી છે. એ એની ઘાત આપી હોય તે બંનેને compare કરી લો હું temperature ની કિંમત મૂકી દઉં આર ની કિંમાર મૂકી દઉ તો એ એની ગણતરી કરી શકાય. હવે હું આ સમીકરણની અંદર લોગની જગ્યાએ પહેલાં લવ ચાલો એલએન લેતા તો મારું સમીકરણ બની જશે એલ એન કે બરાબર minus પી એ અપોન આર ટી plus એલ એન ટી એટલે આ એલ એન વાળું સમીકરણ બી મને કામ લાગી શકે. હવે હું એલ એન કે વર્સિસ વન upon ટીનો આલેખ દોરો તો એ આલેખ આવશે મારો સીધી રેખા ને કોઈ પૂછશે એનો ઢાળ કેટલો minus ઇ એ upon આર આવશે અને મને કોઈ પૂછશે કે આંતર છેદ કેટલો તો આંતર છેદ આવશે એલ એન કે અહીં તમે એલેન લીધું છે તો એલ એન ની અંદર એલ એન લખવાનું પણ હવે હું એને લોગમાં ફેરવું ચાલો આને મારે લોગમાં ફેરવવો છે. તો તમને ખબર છે લોગમાં કઈ રીતે ફેરવાશે ઉપર થ્રી નોટ થ્રી વડે ગુણાશે તો એનો મતલબ કે અહીં મારું ટુ point થ્રી નોટ થ્રી છેદમાં જતું રહેશે. અહીં મારી કિંમત આવશેલોગ એ ની તો આવી સૂત્ર મને નાની મોટી ગણતરી કરવા માટે કામ લાગી જાય હવે હું અહીંયા આગળ કોનો આલેખ દોરીશ તો લોગ એ વર્સીસ van upon ટી મને સીધી રેખા મળે મને કોઈ ડર પૂછશે તો minus ટી એ upon ટુ point થ્રી નોટ થ્રી આર અને આંતર છેદ મને પૂછશે. તો આંતર છેદ મારો આવશે લોગ એ એટલે એ યાદ રાખવાનું કે મને એલ એન વાળું આલેખ દોર્યો છે એનું કિંમત પૂછ્યું છે કે પછી મને લોક વાળું પૂછ્યું છે. એલ એન માં ટુ point થ્રી નોટ થ્રી ના આવે પણ જ્યારે લોગનું discussion કરીશ ત્યારે ટુ point થ્રી નોટ થ્રી વડે divide થશે હવે હું એમાં continue લખું છું. જુદા જુદા તાપમાને ચલો જુદા જુદા તાપમાને વેગ અચલાં જુદા જુદા હોય તમને ખબર છે કે temperature બદલાય તો પ્રક્રિયાનો વેગ અચળાંક બદલાય તો હવે મારું સમીકરણ ઘેટુ બાય કે વન ટુ point થ્રી નોટ થ્રી આર વન અપોન ટી વન minus વન upon ટી ટુ થઈ જશે જ્યાં કે વન અને કે ટુ અને કે ટુ તમે શેના માટે લીધેલા છે? તો આ તમારા વેગ અચળાંકો છે બરાબર છે ટી વન અને ટી ટુ એટલે ટી વન મારો શું થશે પ્રારંભિક તાપમાન ટીટુ મારું શું થશે અંતિમ તાપમાન. જો મને આ ચાર વસ્તુ આપી હોય તો હું એના પરથી સક્રિયકરણ ઊર્જા શોધી શકો. બરાબર સક્રિયકરણ ઊર્જા શોધવા માટે મારી પાસે કોઈ ચાર value હોવી જોઈએ.

હવે હું અહીંયા આગળ લખું છું એમાં ધ્યાનથી જોજો કે અરહેનિયમના સમીકરણમા તાપમાન ચાર ઘાતાંકીય રીતે વધે છે કારણ કે ઘાતમાં છે એટલે બધાને ખબર છે કે temperature નો જેમાં વધારો થાય છે. એ ચાર ઘાતાંકીય રીતે વધે છે તો હવે શાંતિથી વિચારો કે અહીં હું એક વાક્ય લખું છું કે કેટલીક પ્રક્રિયામાં તાપમાન માં દસ કેલ્વિન વધારો થતા

અનુપાતે પ્રક્રિયક ના અનુભાગે પહેલેથ કોઈ ધક્કો મારનારી ઉર્જા જેને કહેવાય દેહલી ઉર્જા હાજર હશે બરાબર છે એટલે ઘણી પ્રક્રિયામાં શું હોય કે વેગમાન normal વધારો થાય. અને ઘણી પ્રક્રિયા એવી હોય કે તમે થોડોક વેગ વધારો તો વેગ તાપમાન પર આધાર રાખશે એટલે ભલે હું temperature દસ point વધારું એટલે વેગ એકાએક બમણો થઈ જશે કેમ થયું. કારણ કે એમાં પહેલેથી દહેલી ઉર્જા આગળ હતી જે પ્રક્રિયાને કરવા માટે જે ઉર્જા ને જોઈએ એ ઉર્જા પ્રક્રિયકના અનુ પાસે હતી તમે તો માત્ર એને

નું કામ temperature કર્યું પછી પ્રક્રિયાને આગળ કોણ લઈ ગયું? દહેલી ઉર્જા clear ચાલો હવે એની જ અંદર આગળ discution કરવાનું છે. સૌથી પહેલો મારો શબ્દ છે ઉષ્માશોષક પ્રક્રિય ચાલો ઉષ્માશોષક પ્રક્રિયાનો મતલબ શું?

અક્ષ આ રીતે મેં simple આલેખ દોર્યો હવે ધારો કે હું આ પૂરો પૂરોગામીની સક્રિયકરણ ઊર્જા ને ઈ એ કહું પ્રતિગામીની સક્રિયકરણ ઊર્જા ને ઈ યે દેશ કવ તો આ બંને વચ્ચેનો જે different છે એને delta એચ કહેવાય તો હવે તમને વિચાર આવ્યો આઈ એને મેં શું કહ્યું? પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા શું કહ્યું તો પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા બંને વચ્ચેના તફાવતને હું કહું છું delta એસ પણ જો મારો ઈ એ મોટો હશે તો ડેલ્ટા એચ ની value મને ધન મળે અને ધન મળે એટલે તો મારી પ્રક્રિયા કેવી આપે ઉષ્માશોષક પ્રક્રિયા હશે બરાબર દાખલા તરીકે અહીંયા આગળ મેં લીધું કે ટુ plus કે વન

હવે મારે એમાં discussion કરવાનું છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા ચલો શોષકમાં તો તમે તમને value positive મળી. પણ હવે મારી ક્ષેપક પ્રક્રિયા હોય તો તો આ મારી આવશે સ્થિતી ઉર્જા અહીં આગળ મારુ આવશે પ્રક્રિયા ચલો હવે મારો graph છે ને ઊંધો થઈ જશે clear તો ધારો કે અહીં આગળ મેં લીધો એક્સ ટુ પ્લસ વાય ટુ અહીં મારું સંક્રાંતિ અવસ્થામાં હશે એક્સ અને વાય તો અહીં મારું બની ગયું ટુ એક્સ વાય આ પુરોગામીની ઉર્જા ને હું કહી દઈશ પ્રતિગામીની ઉર્જા ની હું કહી દઈશ

તો ઈ એ છે પુરોગામી પ્રક્રિયા ની સક્રિયકરણ ઊર્જા ઈ ગેસમાં શું છે તો પપ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા જ્યાં ડેલ્ટા એચ મારું છે ઈ એ માઈનસ અહીં આગળ તમારી ઈ એડ્રેસ ની value વધારે છે ડેલ્ટા ડેલ્ટા એચ મને negative મળે અને negative મળે તો એનો મતલબ મારી પ્રક્રિયા થશે ઉષ્મા ક્ષેપક પોષક માં ઉર્જા જોડાય એટલે આજે છે ને એ બંને ને તમને કામ લાગી શકે, કઈ રીતે મને કે પૂરો ગામીની આટલી છે એન્થાલ્પીનો ફેરફાર આટલો છે તો પ્રતિગામી ની શોધો કોઈ પુરોગામી પ્રતિગામી બંને ને આપીને કે કે આ પ્રક્રિયા શોષક છે કે ક્ષેપક છે તે નક્કી કરો બરાબર તો આ મારું થયું ઉષ્માશોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે હવે હું એમાં continue લખું છું કે રાસાયણિક પ્રક્રિયા હવા માટેની શરતો ચલો કઈ condition માં રાસાયણિક પ્રક્રિયા થઈ શકે તો સૌથી પહેલી condition છે પ્રક્રિયકના અનૂર પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા હોવી જ જોઈએ બરાબર જ્યારે તમે કોઈ પ્રક્રિયા કરો ત્યારે